લીબર ઓફીસ રાઈટર હેડરો ફૂટરો અને એન્ડનોટો પર બનેલ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું ડોક્યુંમેન્ટોમાં હેડરો કેવી રીતે દાખલ કરવા
ડોક્યુંમેન્ટોમાં ફૂટરો કેવી રીતે દાખલ કરવા
પહેલા પુષ્ઠ પરથી કેવી રીતે હેડરો રદ્દ કરવા
ડોક્યુંમેન્ટોમાં ફૂટનોટ અને એન્ડનોટ કેવી રીતે દાખલ કરવી
અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે જીએનયુ લીનક્સ અને લીબર ઓફીસ સ્યુટ આવૃત્તિ ૩૩૪ વાપરી રહ્યા છીએ
લીબર ઓફીસ રાઈટર તમને ડોક્યુંમેન્ટમાં પુષ્ઠ ક્રમાંકો ઉમેરવા માટેની પરવાનગી આપે છે
આપણે આપણી resumeઓડીટી ફાઈલ ખોલીશું
ફૂટરમાં પુષ્ઠ ક્રમાંકો દાખલ કરવા માટે આપણે સૌપ્રથમ એ પુષ્ઠ પર ક્લિક કરીશું જ્યાં આપણે ફૂટર દાખલ કરવા ઈચ્છીએ છીએ
તો ચાલો ડોક્યુંમેન્ટ પુષ્ઠ પર ક્લિક કરીએ
હવે મેનૂ બારમાં ઇન્સર્ટ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ફૂટર વિકલ્પ પર ક્લિક કરો
આગળ ડિફોલ્ટ વિકલ્પ પર ક્લિક કરો
આપણે જોશું કે ફૂટર પુષ્ઠના તળીએ ઉમેરાયેલ છે
ફૂટરમાં પુષ્ઠ ક્રમાંક પ્રદર્શિત કરવા માટે આપણે પહેલા ઇન્સર્ટ વિકલ્પ ઉપર ક્લિક કરીશું
અહીં પ્રદર્શિત થયેલ અનેક ફૂટર વિકલ્પો તમે જોઈ શકો છો
તરત જ આપણે જોઈએ છીએ કે ક્રમાંક 1 ફૂટરમાં પ્રદર્શિત થાય છે
પુષ્ઠ ક્રમાંકને વિવિધ સ્ટાઈલો શૈલીઓ આપવા માટે પુષ્ઠ ક્રમાંક પર બે વાર ક્લિક કરો
આપણે જોઈએ છીએ કે એડિટ Fields ડોક્યુમેન્ટ ડાયલોગ બોક્સ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે
ફોર્મેટ વિકલ્પ હેઠળ તમને ઘણા ફોર્મેટો દેખાય છે જેમ કે મોટા અક્ષરોમાં એ બી સી નાના અક્ષરોમાં એ બી સી અરેબિક 1 2 3 અને બીજા ઘણા
અહીં તમે પુષ્ઠ ક્રમાંકિત સ્ટાઈલ જેને તમે ઉત્તમ માનો તે પસંદ કરી શકો છો
આપણે રોમન iiiઆઇઆઇઆઇ વિકલ્પ પસંદ કરીશું અને પછી ઓક બટન પર ક્લિક કરીશું
તમે જુઓ છો કે ક્રમાંકિત ફોર્મેટ પુષ્ઠ માટે બદલાઈ જાય છે
એજ રીતે આપણે ડોક્યુંમેન્ટમાં હેડર દાખલ કરી શકીએ છીએ
સૌ પ્રથમ એ પુષ્ઠ પર ક્લિક કરો જ્યાં હેડરને દાખલ કરવું છે
હવે ઇન્સર્ટ મેનૂ પર ક્લિક કરો અને ત્યારબાદ હેડર વિકલ્પ પર ક્લિક કરો
તમે જુઓ છો કે હેડર પુષ્ઠની ઉપરની બાજુએ દાખલ થાય છે
હેડરમાં તારીખ દાખલ કરવા માટે ઇન્સર્ટ ઉપર ક્લિક કરો અને પછી ફિલ્ડ્સ વિકલ્પ પર ક્લિક કરો
બાજુના મેનૂમાં જે દ્રશ્યમાન થાય છે એમાં દાતે વિકલ્પ પર ક્લિક કરો
તારીખ હેડરમાં પ્રદર્શિત થાય છે
તારીખ ઉપર ડબલ ક્લિક કરવાથી તમામ શક્ય ફોર્મેટો દેખાય છે જેમાં તારીખ પ્રદર્શિત થઇ શકે છે
અહીંયા આપણે પસંદ કરીશું 31 ડેક 1999 અને ઓક પર ક્લિક કરીશું
હવે મેનૂ બારમાં ફાઇલ મેનૂ પર ક્લિક કરો અને પછી પેજ પ્રિવ્યૂ વિકલ્પ પર ક્લિક કરો
ચાલો ડોક્યુંમેન્ટને 50 સુધી ઝૂમ કરીએ
જેથી કરીને આપણે પુષ્ઠની ઉપરની બાજુએ દાતે જોઈ શકીએ અને નીચેની બાજુએ પુષ્ઠ ક્રમાંક
આ ડોક્યુંમેન્ટના બધા જ પુષ્ઠો પર રેપ્લીકેટ નકલ કરવામાં આવશે
મૂળ ડોક્યુંમેન્ટ પર પાછું આવવા માટે ક્લોઝ પ્રિવ્યૂ બટન ઉપર ક્લિક કરો
તમે હેડર અને ફૂટર ફ્રેમ ને સંબંધિત ટેક્સ્ટની સ્પેસીંગ એટલે કે અંતર ને પણ ગોઠવી શકો છો
અથવા બોર્ડરને હેડર કે ફૂટર પર લાગુ પાડી શકો છો
મેનૂ બારમાં ફોર્મેટ વિકલ્પ પર ક્લિક કરો અને પછી પેજ પર ક્લિક કરો
ડાયલોગ બોક્સમાં ફૂટર ટેબ પસંદ કરો
લેફ્ટ માર્જિન ની વેલ્યુ ને 100સીએમ પર સુયોજિત કરીને સ્પેસીંગ વિકલ્પોને સુયોજિત કરો જેનો તમે ઉપયોગ કરવા ઈચ્છો છો
ફૂટર પર બોર્ડર કે શેડો ઉમેરવા માટે પહેલા મોરે વિકલ્પ પર ક્લિક કરો અને પછી તમે ફૂટરમાં મુકવા ઈચ્છો છો તે વિકલ્પોની વેલ્યુ ને સુયોજિત કરો
ઉદાહરણ તરીકે ફૂટર પર શેડો સ્ટાઈલ મુકવા માટે આપણે કાસ્ટ શેડો ટીઓ ટોપ રાઇટ આઇકોન પર ક્લિક કરીશું
તમે બોર્ડર અને શેડોના રંગ પણ પસંદ કરી શકો છો
દરેક ઉપલબ્ધ વિકલ્પો વિશે વધુ જાણવા માટે આ ડાયલોગ બોક્સનું સંશોધન કરો
હવે ઓક પર ક્લિક કરો
ફરીથી ઓક પર ક્લિક કરો અને આપણે જોઈએ છીએ કે ઈફેક્ટ અસર ફૂટરમાં ઉમેરાયેલ છે
આગળ વધીએ એ પહેલા ચાલો બીજું એક પુષ્ઠ આપણા ડોક્યુંમેન્ટમાં ઉમેરીએ
આ ઇન્સર્ટ જીટીજીટી મેન્યુઅલ બ્રેક ક્લિક કરીને પેજ બ્રેક વિકલ્પ પસંદ કરી કરી શકાય છે
ત્યારબાદ ઓક પર ક્લિક કરો
નોંધ લો કે પુષ્ઠ ક્રમાંક 2 તરીકે પ્રદર્શિત થાય છે
જો તમને ડોક્યુંમેન્ટના પહેલા પુષ્ઠ પર ફૂટર ન જોઈતું હોય તો પહેલા પ્રથમ પુષ્ઠ પર કર્સર મુકો
આગળ મેનૂ બારમાં ફોર્મેટ પર ક્લિક કરો અને સ્ટાઇલ્સ એન્ડ ફોર્મેટિંગ વિકલ્પ પર ક્લિક કરો
હવે ડાયલોગ બોક્સ જે દ્રશ્યમાન થાય છે તેમાં ઉપર આવેલ ૪ થા આઇકોન પર ક્લિક કરો જે છે પેજ સ્ટાઇલ્સ
ત્યારબાદ ફર્સ્ટ પેજ વિકલ્પ પર જમણું ક્લિક કરો
ન્યૂ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ઓર્ગેનાઇઝર ટેબ પર ક્લિક કરો
નામે ફીલ્ડ ક્ષેત્રમાં આપણે નવી સ્ટાઈલનું નામ જે આપણે દાખલ કરવા ઈચ્છીએ છીએ તે ટાઈપ કરી શકીએ છીએ
તો અહીં આપણે નામ ન્યૂ ફર્સ્ટ પેજ ટાઈપ કરીશું
નેક્સ્ટ સ્ટાઇલ ને ડિફોલ્ટ તરીકે સુયોજિત કરો
હવે ડાયલોગ બોક્સમાં ફૂટર ટેબ પર ક્લિક કરો
ફૂટર ઓન ચેકબોક્સને અનચેક કરો જો તે મૂળભૂત રીતે અનચેક ન હોય
અંતે ઓક બટન પર ક્લિક કરો
આપણે સ્ટાઇલ્સ એન્ડ ફોર્મેટિંગ ડાયલોગ બોક્સ પર પાછા આવ્યા છીએ
નોંધ લો કે ન્યૂ ફર્સ્ટ પેજ સ્ટાઈલ પેજ સ્ટાઇલ્સ વિકલ્પો હેઠળ દ્રશ્યમાન થાય છે
હવે ન્યૂ ફર્સ્ટ પેજ પર ડબલ ક્લિક કરો
તમે જોઈ શકો છો કે પહેલા પુષ્ઠ સિવાય ડોક્યુંમેન્ટના તમામ પુષ્ઠો પર ફૂટર છે
તેવી જ રીતે તમે તમામ ઉપલબ્ધ મૂળભૂત સ્ટાઈલો પર ફેરફારો કરી શકો છો અને તેને ડોક્યુંમેન્ટના દરેક પુષ્ઠો પર એપ્લાય લાગુ કરવું કરી શકો છો
ચાલો આ ડાયલોગ બોક્સને બંધ કરીએ
હવે ચાલો લીબર ઓફીસ રાઈટરમાં ફૂટનોટો અને એન્ડનોટો વિશે શીખીએ
ફૂટનોટો પુષ્ઠના નીચેના ભાગ પર દ્રશ્યમાન થાય છે જેના પર તે સંદર્ભિત થયા છે
જયારે કે એન્ડનોટો એક ડોક્યુંમેન્ટના અંતમાં એકત્રિત થાય છે
નોટ માટે એન્કર લંગર વર્તમાન કર્સર સ્થિતિ પર દાખલ કરવામાં આવે છે
તમે આપોઆપ ક્રમાંકીય રીત અથવા એક વૈવિધ્યપૂર્ણ પ્રતીક વચ્ચે પસંદગી કરી શકો છો
આ વિકલ્પને એક્સેસ કરવા માટે પહેલા મેનૂબારમાં ઇન્સર્ટ વિકલ્પ પર ક્લિક કરો
પછી footnoteએન્ડનોટ વિકલ્પ પર ક્લિક કરો
તમે જુઓ છો કે નંબરિંગ અને ટાઇપ નામવાળા શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે
અહીં ચેકબોક્સો છે જેના નામ છે ઓટોમેટિક કેરેક્ટર ફુટનોટ અને એન્ડનોટ
નંબરિંગ તમને ક્રમાંકીત કરવાના પ્રકારને પસંદ કરવા માટેની પરવાનગી આપે છે જે તમે ફૂટનોટો અને એન્ડનોટો માટે ઉપયોગમાં લેવા ઈચ્છો છો
ઓટોમેટિક વિકલ્પ ફૂટનોટો અથવા એન્ડનોટોને જે તમે દાખલ કરવા ઈચ્છો છો તેને આપમેળે અનુક્રમિક ક્રમાંકો અસાઇન સોપવું કરે છે
ચાલો આ ડાયલોગ બોક્સ બંધ કરીએ
આપમેળે થતી નંબરીંગ ના સુયોજનોને બદલવા માટે મેનૂ બારમાં આવેલ ટૂલ્સ વિકલ્પ પર ક્લિક કરો
અને પછી footnotesએન્ડનોટ્સ પર ક્લિક કરો
ઓટો નંબરીંગ અને સ્ટાઈલો માટે તમારી પાસે ઓટોમેટિક સેટીંગો નો એક વિકલ્પ છે
તમારી જરૂરિયાત મુજબ આ વિકલ્પોમાંથી પસંદ કરો અને પછી ઓક બટન પર ક્લિક કરો
ચાલો ઇન્સર્ટ અને footnoteએન્ડનોટ વિકલ્પ પર પાછા જઈએ
કેરેક્ટર વિકલ્પ એ ચાલી રહેલ ફૂટનોટ માટે એક અક્ષર અથવા પ્રતીકને વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે
આ અક્ષર અથવા ક્રમાંક હોઈ શકે છે
વિશેષ કેરેક્ટર અક્ષર અસાઇન કરવા માટે કેરેક્ટર ફીલ્ડ નીચે આવેલ બટન ઉપર ક્લિક કરો
હવે કોઈ પણ એક વિશેષ કેરેક્ટરો પર ક્લિક કરો જે તમે દાખલ કરવા ઈચ્છો છો અને ત્યારબાદ ઓક બટન પર ક્લિક કરો
આપણી પસંદને વ્યક્ત કરવા માટે ટાઇપ શીર્ષક હેઠળ ફુટનોટ અથવા એન્ડનોટ વિકલ્પ બંનેમાંથી કોઈ એક પર ક્લિક કરો
તો આપણે નંબરિંગ હેઠળ ઓટોમેટિક અને ટાઇપ હેઠળ ફુટનોટ ને પસંદ કરીશું
હવે ઓક બટન ઉપર ક્લિક કરો
તમે જુઓ છો કે ફૂટનોટ ફીલ્ડ પુષ્ઠની નીચેની બાજુએ મૂળભૂત આંકડાકીય કિંમત સાથે દ્રશ્યમાન થાય છે
તમે ફૂટનોટ ફીલ્ડમાં થિસ ઇસ થે એન્ડ ઓએફ ફર્સ્ટ પેજ ટેક્સ્ટ લખી શકો છો
અને ત્યારબાદ કીબોર્ડ પર Enter બટન દબાવો
તમે પુષ્ઠની નીચેની બાજુએ ટેક્સ્ટની સાથે જોઈતી ફૂટનોટને જોઈ શકો છો
એજ રીતે તમે ડોક્યુંમેન્ટની નીચેની બાજુએ એક એન્ડનોટને દાખલ કરી શકો છો
અહીં લીબર ઓફીસ રાઈટર પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે શીખ્યા
ડોક્યુંમેન્ટોમાં હેડરો કેવી રીતે દાખલ કરવા
ડોક્યુંમેન્ટોમાં ફૂટરો કેવી રીતે દાખલ કરવા
પહેલા પુષ્ઠ પરથી કેવી રીતે હેડરો રદ્દ કરવા
કેવી રીતે ડોક્યુંમેન્ટોમાં ફૂટનોટ અને એન્ડનોટ દાખલ કરવી
કોમ્પ્રેહેન્સિવ અસાઇનમેંટ વ્યાપક સોંપણી practiceઓડીટી ફાઈલને ખોલો
ડોક્યુંમેન્ટમાં એક હેડર અને ફૂટર ઉમેરો
હેડરમાં ઓથોર લેખક નામ દાખલ કરો
ફૂટરમાં પેજ કાઉન્ટ પુષ્ઠ ગણતરી દાખલ કરો
પુષ્ઠનો જ્યાં અંત થાય છે ત્યાં એક એન્ડનોટ ઉમેરો
ડોક્યુંમેન્ટનાં પહેલા પુષ્ઠથી હેડરને રદ્દ કરો
નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોના મદદથી વર્કશોપો આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે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
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટોક ટૂ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
આ પર વધુ માહિતી નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે
સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો IIT બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે ભરત સોલંકી અને રેકોર્ડીંગ કરનાર હું વિદાય લઉં છું
જોડાવા બદ્દલ આભાર